પ્રોટીન્સ એન્ડ મેક્રોમોલિક્યુલ્સ
પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં હું આપેલ વિશે સમજાવીશ પ્રોટીન દાતા બેન્ક
થી પ્રોટીનસ સ્ટ્રક્ચર લોડ કરતા
pdb ડેટાબેસ થી પીડીબી ફાઈલ્સ ડાઉનલોડ કરતા
પ્રોટીન્સના સેકેન્ડરી સ્ટ્રક્ચર વિવિધ ફોર્મેટ્સમાં બતાવવા
હાઇડ્રોજન બોન્ડસ અને ડાઈસલ્ફાઇડ બોન્ડને હાઈલાઈટ કરતા
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે જમોલ એપ્લિકેશન વિન્ડો
બેસિક ઓપરેશન શાથે પરિચિત હોવા જોઈએ
જો નથી તો અમારી વેબ સાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલનો સંદર્ભ લો
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1204 જમોલ આવૃત્તિ 1222 જાવા આવૃત્તિ 7 મોઝિલ્લા ફાયરફોક્સ બ્રાઉઝર 220 મોટા જૈવિકઅણુઓ ના સ્ટ્રક્ચરના વિશ્લેષણ જેવા પ્રોટીન્સ પ્રોટીન્સઅને મેક્રોમોલિક્યુલ્સ મેક્રોમોલેક્યુલ્સ ન્યુક્લિક એસિડ્સ ન્યુક્લીક એસીડ ડીએનએ અને ર્ના ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અને પોલીમર્સ જેમોલ એપ્લીકેશન નો ઉપયોગ કરીને કરી શકાય છે
મેં નવી જમોલ વિન્ડો ખોલી છે
જૈવિકઅણુઓના 3ડી સ્ટ્રક્ચરસ ને ડેટાબેસ થી ડાયરેક્ટ ડાઉનલોડ કરીને જોઈ શકાય છે
આ કરવા માટે ફાઇલ મેનુ પર ક્લોઈક કરો ગેટ પીડીબી
મેળવવા માટે સ્ક્રોલડાઉન કરો
ઈનપુટ ડાઈલોગ બોક્સ સ્ક્રીન પર દેખાય છે
ચોક્કસ પ્રોટીન માટે આપણે ઈનપુટ બોક્સમાં ચાર અક્ષર ના પીડીબી કોડ કરવા પડશે
આ કોડ પ્રોટીન દાતા બેન્ક વેબસાઈટ થી મેળવી શકીએ છીએ
આ પ્રોટીન દાતા બેન્ક
નું વેબ પુષ્ઠ છે
આ જૈવિકઅણુઓ વિષે માહિતી ધરવે છે જેમ કે પ્રોટીન્સ પ્રોટીન્સ અને ન્યુક્લિક એસિડ્સ
ન્યુક્લીક એસીડ દાહરણ તરીકેહવેPDB વેબસાઈટ થી પેન્ક્રિયાટિક એન્ઝાઇમ ઇન્સ્યુલિન પેનક્રીએટીક એન્ઝાઈમ ઇન્સ્યુઇન માટે પીડીબી કોડ મેળવવાની કોશિશ કરે છે
સર્ચ બોક્સમાં પ્રોટીનનું નામ હ્યુમન ઇન્સ્યુલીન ટાઈપ કરોકીબોર્ડ પર એન્ટર દબાઓ
હવેપ્રદશિત વેબ પુષ્ઠ પર નીચે સ્ક્રોલ કરો
પીડીબી કોડસના સાથે હ્યુમન ઇન્સ્યુલીન જાણીતા સ્ટ્રક્ચરની યાદી સ્ક્રીન પર દેખાય છે
ઉદાહરણ તરીકે 4એક્સ1
કોડ સાથે હ્યુમન ઇન્સ્યુલીન ને પસંદ કરો
પ્રોટીનના નામ પર ક્લિક કરો
સ્ટ્રક્ચરની બધી વિગતો સાથે વિન્ડો ખુલે છે
માહિતીઓ જેવી કે પ્રાઇમરી સાઇટેશન પ્રાયમરી સાઇટેશન મોલિક્યુલર ડિસ્ક્રિપ્શન અને મોલેક્યૂલર ડીસ્કરીપશન સ્ટ્રકચર વેલિડેશન સ્ટ્રક્ચર વેલિડેશન આ પુષ્ઠ પર ઉપલબ્ધ છે
આપણે પ્રોટીનના સ્ટ્રક્ચરને pdb ફાઈલમાં સેવ કરીને તેને જેમોલમાં 3ડી મોડમાં જોઈ શકીએ છીએ
પુષ્ઠના ટોચે જમણીબાજુમા ડાઉનલોડ ફાઇલ્સ લીંક પર ક્લિક કરો
ડ્રોપ ડાઉન મેનુ માંથી પીડીબી ફાઈલ વિકલ્પ પસંદ કરો
સ્ક્રીન પર ડાઈલોગ બોક્સ ખુલે છે
સવે ફાઇલ વિકલ્પ પસંદ કરો
ઓક બટન પર ક્લિક કરો
ડાઉનલોડ્સ ફોલ્ડરમા પ્રોટીન સ્ટ્રક્ચર 4ex1pdbજીઝ તરીકે સંગ્રહિત થશે
તેજ રીતે તમે જોઈતી વિવિધ પ્રોટીન્સની pdb ફાઈલો ડાઉનલોડ કરીને તેને અલગ ફાઈલમાં સેવ કરી શકો છો
હવે ઇન્સ્યુલીનના 3ડી સ્ટ્રક્ચરને જોવા માટે ચાલો જેમોલ વિન્ડો પર જઈએ
જો તમે ઈન્ટરનેટ સાથે જોડાયેલ હોય તો તમે જેમોલ પેનલ પર સીધુ પ્રોટીન સ્ટ્રક્ચર ડાઉનલોડ કરી શકો છો
ટેક્સ્ટ બોક્સમાં ચાર અક્ષર પીડીબી કોડ 4એક્સ1 ટાઈપ કરો અને ઓક બટન પર ક્લિક કરો
જો તમે ઈન્ટરનેટ થી જોડાયેલા નથી તો ટૂલ બાર પર ઓપન એ ફાઇલ આઇકન પર ક્લિક કરો
પેનલ પર ડાઈલોગ બોક્સ ખુલે છે
4ex1pdbજીઝ નું સ્થાન એટલેકે ડાઉનલોડ્સ ફોલ્ડર પર જાઓ
ડાઉનલોડ્સ ફોલ્ડર પસંદ કરો અને ઓપન બટન પર ક્લિક કરો
4ex1pdbજીઝ પસંદ કરો અને ઓપન બટન પર ક્લિક કરો
ઇન્સ્યુલીનનું 3ડી સ્ટ્રક્ચર સ્ક્રીન પર ખુલે છે
પેનલ પર પ્રોટીન નું મૂળભૂત દેખવ બૉલ એન્ડ સ્ટિક
પેનલ પર પ્રોટીનના મોડલ હાઇડ્રોજન પરમાણુ વગર દેખાડ્યું છે
હાઇડ્રોજન પરમાણુ સાથે મોડેલ દેખાડવા માટે મોડેલકીટ મેનુ ખોલો
સ્ક્રોલ ડાઉન કરીને એડ હાઇડ્રોજન્સ વિકલ્પ પસંદ ક્લિક કરો
હવે પેનલના મોડેલ હાઇડ્રોજન પરમાણુ સાથે દેખાય છે
પ્રોટીન સ્ટ્રક્ચરને પણ પાણીના અણુ સાથે બતાડ્યું છે
પાણીના અણુ ને સંતાડવા માટે આપેલ પગલા અનુસરો
પ્રથમ પોપ અપ ને ખોલો અને સિલેક્ટ
સબ મેનુમાંથી હેટેરો હેટરો પસંદ કરો અલ્લ વોટર વિકલ્પ પસંદ કરો
ફરીથી પોપ અપ મેનુ ને ખોલો સ્ટાઇલ સ્કીમ પર જાઓ અને સીપીકે સ્પેસફિલ વિકલ્પ પસંદ કરો
આ બધા પાણીના અણુઓને સીપીકે સ્પેસફિલ ડિસ્પ્લે માં રૂપાંતર કરશે
પોપ અપ મેનુ ને ફરીથી ખોલો અને સ્ટાઇલ પર જાઓ એટમ્સ માટે સ્ક્રોલ કરો અને ઓફ વિકલ્પ પસંદ કરો
હવે પેનલ પર આપણી પાસે પાણીના અનુ વગર ઇન્સ્યુલીન સ્ટ્રક્ચર છે
આગળ આપણે વિવિધ ફોરમેટસ મા પ્રોટીનના સેકેન્ડરી સ્ટ્રક્ચર દેખાડવાનું શીખીશું
પોપ અપ મેનુ ખોલો
સિલેક્ટ વિકલ્પ પસંદ કરો
પ્રોટીન માટે સ્ક્રોલ કરો અને અલ્લ વિકલ્પ પસંદ કરો
પોપ અપ મેનુ ને ફરીથી ખોલો અને સ્ટાઇલ માટે સ્ક્રોલ કરો અને સ્કીમ
સબ મેનુ આપેલ વિકલ્પો સાથે ખુલે છે જેમકે સીપીકે સ્પેસફિલ બૉલ એન્ડ સ્ટિક સ્ટિક્સ વાયરફ્રેમ કાર્ટૂન ટ્રેસ વગેરે
સબ મેનુ માંથી કાર્ટૂન વિકલ્પ પસંદ કરો
આ ડિસ્પ્લે પ્રોટીન ના સ્ટ્રક્ચર જેમકે હેલિસિસ રેન્ડમ કોઇલ્સ સ્ટ્રેન્ડ્સ શીટ્સ વગેરે દેખાડે છે
વધુ ડિસ્પ્લેના વિકલ્પો માટે પોપ અપ મેનુ ને ખોલો અને સ્ટાઇલ માટે સ્ક્રોલ કરી સ્ટ્રકચર્સ પસંદ કરો
અહી આપણે પ્રોટીનના સેકેન્ડરી સ્ટ્રક્ચરને ડિસ્પ્લે કરવા માટે બીજા ઘણા વિકલ્પો દેખાય છે
ઉદાહરણ તરીકે સ્ટ્રેન્ડ્સ વિકલ્પ પર ક્લિક કરો
હવે પેનલ પ્રોટીન સ્ટ્રેન્ડ્સ ના જેમ દેખાય છે
ડિસ્પ્લે નો રંગ બદલવા માટે પોપ અપ મેનુ ખોલો કલર માટે સ્કોલ કરી એટમ્સ પસંદ કરો અને Blueવિકલ્પ પર ક્લિક કરો
પેનલ પર થતા રંગના ફેરફાર નું અવલોકન કરો
સ્ટ્રક્ચરને ફરી ball and સ્ટિક મા પાછુ રૂપાંતર કરવા માટે પોપ અપ મેનુ ખોલો સ્ટાઇલ પસંદ કરોઅને પછી સ્કીમ અને બૉલ એન્ડ સ્ટિક વિકલ્પ પર ક્લિક કરો
આપણે પ્રોટીન મોડેલમા હાઇડ્રોજન બોન્ડ્સ અને di સલ્પફાઇડ બોન્ડ્સ હાઈલાઈટ પણ કરી શકીએ છીએ
હાઇડ્રોજન બોન્ડ્સ ને ડીસ્લ્પે કરવા માટે પોપ અપ મેનુ ખોલો સ્ટાઇલ માટે સ્ક્રોલ કરો અને પછી હાઇડ્રોજન બોન્ડ્સ વિકલ્પ પસંદ કરો
પોપ અપ મેનુમા હાઇડ્રોજન બોન્ડ્સ વિકલ્પ ઘણા ફીચર ધરાવે છે જેમકે કેલ્ક્યુલેટ સેટ હાઇડ્રોજન બોન્ડ્સ સાઇડ ચેઇન
સેટ હાઇડ્રોજન બોન્ડ્સ ઇન થે બેકબોન
અને બોન્ડ્સની જડાઈ બદલવા માટે પણ વિકલ્પ ધરાવે છે
મોડેલ મા હાઇડ્રોજન બોન્ડ્સ દેખાડવા માટે કેલ્ક્યુલેટ વિકલ્પ પર ક્લિક કરો
હાઇડ્રોજન બોન્ડ્સ સફેદ અને લાલ લાંબા ડેશેસ ના જેવું દેખાય છે
હાઇડ્રોજન બોન્ડ્સ ની જડાઈ બદલવા માટે પોપ અપ મેનુ માંથી 010 એ વિકલ્પ પર ક્લિક કરો
હવે પેનલ પર આપણે જાળા હાઇડ્રોજન બોન્ડ્સ
ફરી જોઈ શકીએ છીએ
આપણે હાઇડ્રોજન બોન્ડ્સ ના રંગો પણ બદલી શકીએ છીએ
પોપ અપ મેનુમા સ્ક્રોલ કરી કલર અને હાઇડ્રોજન બોન્ડ્સ પસંદ કરીને ઓરેન્જ વિકલ્પ પસંદ કરો
પેનલ પર આપણી પાસે બધા હાઇડ્રોજન બોન્ડ્સ નારંગી રંગ મા છે
ડાઈસલ્ફાઇડ બોન્ડ્સ અને સલ્ફર પરમાણુ મોડેલમાં પીડા રંગમા દેખાય છે
ડાઈસલ્ફાઇડ બોન્ડમા સુધારા કરવા માટે પોપ અપ મેનુમાં ડિસલ્ફાઇડ બોન્ડ્સ વિકલ્પને ખોલો એવા ફીચર પર ક્લિક કરો જેને તમે બદલવા ઇચ્છતા હોય જેમકે માપ અને રંગ વગેરે
તેજ પ્રકારે વિવિધ એન્ઝાઇમ્સ ની ફાઈલોને pdb ફોરમેટમા ખોલવાનો પ્રયત્ન કરો અને 3ડી સ્ટ્રક્ચર મા તેને જુઓ
ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા પ્રોટીન દાતા બેન્ક
થી પ્રોટીનસ સ્ટ્રક્ચર લોડ કરતા pdb ડેટાબેસ થી પીડીબી ફાઈલ્સ ડાઉનલોડ કરતા
પીડીબી કોડ
વાપરીને ઇન્સ્યુલીનના 3ડી સ્ટ્રક્ચર ને જોતા
પાણીના પરમાણુ વગર પ્રોટીન સ્ટ્રક્ચરને જોતા સેકેન્ડરી સ્ટ્રક્ચર વિવિધ ફોર્મેટ્સમાં બતાવવા
હાઇડ્રોજન બોન્ડ્સ અને ડિસલ્ફાઇડ બોન્ડ્સ
ને હાઈલાઈટ કરતા
અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે
પીડીબી ડેટાબેસ પરથી હ્યુમન હિમોગ્લોબિન ની pdbફાઈલ ડાઉન લોડ કરો
કાર્ટૂન ડિસ્પ્લેમા સેકેન્ડરી સ્ટ્રક્ચર બતાઓ
પ્રોટીનના પોર્ફાયરિન યુનિટને હાઈલાઈટ કરો
પીડીબી કોડ
માટે આપેલ લીનક નો સંદર્ભ લો આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો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
જોડાવાબદ્દલ આભાર